એની આજુબાજુ રેલિંગ છે ને બાજુમાં કૃષ્ણ ભગવાનનું છે.

સામે ઘર છે એમાં પડતા લાગેલા છે બે બારી છે.

સામે બ્લુ ને વાઈટ કલર માં પડદા લગાવેલા છે એના ઉપર ફૂલો લગાવેલા છે.

અને એની બાજુમાં ટેબલ ને ખુરશી છે જેનો ઉપર બોટલ મૂકેલી છે બ્લેક કલર માં --

વચ્ચે સામે ગ્રીન કલર માં બધા પ્લાન્ટ્સ મુકેલા છે સામે બે ખુરશી દેખાય છે.

એમાં ઊભી રહેવાની ગેલેરી છે જ્યાં બ્લુ કલર માં લખેલું છે નર્મદા સંસ્કૃતિક વન.

એ દેખાય છે વસામે બહુ બધા વાદળો દેખાય છે અને અં ડુંગરો દેખાય છે અને નીચે બધી ગ્રીનરી જ દેખાય છે લીલા કલર માં બધા ઝાડો.

લીલા કલર ના ઝાડવા દેખાય છે ખૂણા પર બીજી સાઈડ ખૂણા પર સૂકા લાકડા બાંધેલા છે.

બાકડો છે ઓરેન્જ કલર માં ગ્રીનરી છે સામે નો સ્મોકિંગ જેવું દિવાલ પર લગાવેલું છે ને પેપ્સી નું ફ્રીજ છે.

બે ઝાડ છે લીલા કલર માં એના પછાડી ઘરો દેખાય છે કપડાં સૂકા વ્અ સુકાય છે.

બીજા ત્રણ અ ખાના છે અને ઉપર લેપટોપ મૂકેલું છે લેપટોપ સાથે બધી બુકસો મૂકેલી છે.

હાર લગાવેલો છે ફુલનો એક માણસ ઊભો છે એની કાઉન્ટર પર બાર ખુરસીઓ દેખાય છે લાલ કલર માં મંડપ લગાવાવેલો છે.

જ્યાં ઉપરથી અ સનસેટ ને સનરાઈઝ નો વ્યુ દેખાય છે.

એની ઉપર ત્રણ હોલ છે ઈંટના નીચે ઘાસ સુખાઈ ગેલી છે ત્રણે ત્રણ.

આ વોટરફોલ છે જે પાંચ દિશામાંથી વોટરફોલ ઉપરથી પાણી પડે છે અને નીચે ગ્રીન દેખાય છે.

હામે કેળા સફરજન ઓરેન્જ એવું બધું ગોઠવીને મૂકેલું છે બોક્સ દેખાય છે પાણીનું દેખાય છે ટેબલો છે.

ખુરશીઓ મૂકેલી છે યલો અને બ્લુ કલર માં દિવાલ પર કાચના ટુકડા લગાવવામાં આવેલા છે.